જાવામાં અરે ઓપરેશન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં તમે શીખશો કે કેવી રીતે ક્લાસ એરેઝ ને ઈમ્પોર્ટ કરવું અને એરે પર સરળ ઓપરેશન્સ કરવા
આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છે
ઉબુન્ટુ ૧૧૧૦ જેડીકે ૧૬ અને એક્લીપ્સ ૩૭૦ આ ટ્યુટોરીયલ માટે તમને જાવામાં એરે પર જ્ઞાન હોવું જરૂરી છે
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો httpspoken tutorialorg એરે ઓપરેશન માટેની મેથડ્સ એરેઝ કહેવાતા ક્લાસ માં ઉપલબ્ધ છે
તેમને એક્સેસ કરવા માટે આપણને તે ક્લાસ ને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે
તે આ સ્ટેટમેંટ દ્વારા કરાય છે ઇમ્પોર્ટ javautilએરેઝ અર્ધવિરામ આપણે ક્લાસ માંથી મેથડ ને એક્સેસ કરી શકીએ છીએ
આપણે તે ડોટ ઉમેરી મેથડ નામ આપી કરીએ છે
તો એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ નો અર્થ છે એરેઝ ક્લાસ માંથી ટોસ્ટ્રીંગ મેથડ
હવે એક્લીપ્સ પર જઈએ
આપણે પહેલાથી જ એરેસડેમો ક્લાસ બનાવ્યો છે
ચાલો હવે ક્લાસ એરે ઈમ્પોર્ટ કરીએ
ઈમ્પોર્ટ સ્ટેટમેંટ ક્લાસ ડેફીનેશન પહેલા લખવામાં આવેલ છે
તો પબ્લિક ક્લાસ પહેલા ટાઈપ કરો ઇમ્પોર્ટ javautilએરેઝ અર્ધવિરામ આ સ્ટેટમેંટનો અર્થ એ છે કે જાવા એક ઉતિલ નામનું પેકેજ ધરાવે છે જે એરેઝ ક્લાસ ધરાવે છે અને તેને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે
હવે ચાલો એરે ને ઉમેરીએ
મેઇન ફંક્શનની અંદર ટાઈપ કરો ઇન્ટ માર્ક્સ ખુલ્લું અને બંધ બોક્સ કૌંસ ઇકવલ ટુ કૌંસની અંદર ૨ ૭ ૫ ૪ ૮ એરે ની સ્ટ્રીંગ રજૂઆત મેળવવા માટે આપણે એરે ક્લાસ માં ઉપલબ્ધ મેથડને વાપરીશું અને તેને પ્રીંટ કરીશું
તો ટાઈપ કરો સ્ટ્રીંગ એમએસટીઆર ઇકવલ ટુ એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ કૌંસ કૌંસની અંદર એરે નું નામ આપીશું
જે માર્ક્સ છે
હવે આ ટોસ્ટ્રીંગ મેથડ એરે ની સ્ટ્રીંગ રજૂઆત આપશે આપણે માર્ક્સ ને પ્રીંટ કરીશું
તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ટાઈપ કરો એમએસટીઆર હવે ચાલો આઉટપુટ જોઈએ તો પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં ટોસ્ટ્રીંગ મેથડ એરે ની સ્ટ્રીંગ રજૂઆત આપે છે
હવે ચાલો એરે નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરવાનું જોઈએ
તો એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ લાઈનની પહેલા ટાઈપ કરો એરેઝ ડોટ સોર્ટ કૌંસની અંદર એરે નું નામ જે માર્ક્સ છે
આમ એરે ક્લાસ માં સોર્ટ મેથડ તેમાં પાસ કરેલ એરે નાં એલીમેન્તોનું વર્ગીકરણ કરે છે
હવે આપણે માર્ક્સ એરેનાં એલીમેન્તોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેના સ્ટ્રીંગ રૂપને પ્રીંટ કરીશું
ચાલો આઉટપુટ જોઈએ
તો સંગ્રહીત કરી રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટમાં સોર્ટ મેથડે એરેને ચઢતા ક્રમમાં વર્ગીકરણ કર્યું છે
નોંધ લો કે સોર્ટ મેથડે એરે પોતે ને જ બદલી નાખ્યું છે
આ પ્રકારનાં વર્ગીકરણને ઇનપ્લેસ સોર્ટીંગ કહેવાય છે
એનો અર્થ એ છે કે એરે જે એલીમેન્તો ધરાવે છે તે વર્ગીકરણનાં પરિણામમાં બદલાઈ ગયા છે
આગળ આવનાર મેથડ જે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ તે છે ફિલ ફિલ મેથડ બે આર્ગ્યુમેંટો લે છે
સોર્ટીંગ લાઈનને રદ્દ કરો અને ટાઈપ કરો એરેઝ ડોટ ફિલ કૌંસમાં એરેનું નામ જે માર્ક્સ છે આ આપણું પહેલું આર્ગ્યુમેંટ છે અને બીજુ છે વેલ્યુ જે એરેમાં ભરવાની રેહશે આપણે તે ૬ આપીશું અને અર્ધવિરામ
સંગ્રહીત કરો અને રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ નામ પ્રમાણે ફીલ મેથડ એરેને આપેલ આર્ગ્યુમેંટથી ભરે છે
જે ૬ છે
આગળ જે મેથડ જે આપણે જોવા જઈ રહ્યા છીએ તે છે કોપયોફ આપણે માર્ક્સ એરેનાં તમામ એલીમેન્તોને માર્કસ્કોપી એરેમાં કોપી કરવા માટે જઈ રહ્યા છીએ તો એરેઝ ડોટ ફિલ રદ્દ કરો અને ટાઈપ કરો ઇન્ટ માર્કસ્કોપી પછીની લાઈનમાં ટાઈપ કરો માર્કસ્કોપી એરેઝ
copyOfમાર્ક્સ 5 આ મેથડ બે આર્ગ્યુંમેંટો લે છે
પહેલુ આર્ગ્યુંમેંટ એરેનું નામ છે જેમાંથી તમે એલીમેન્તો કોપી કરવા માટે ઈચ્છો છો
તે માર્ક્સ છે બીજુ કોપી કરવા માટેની એલીમેન્તોની સંખ્યા છે અહીંયા આપણે ૫ કોપી કરીશું
ત્યારબાદ એરેઝ ડોટ ટોસ્ટ્રીંગ માં માર્ક્સ ને માર્ક્સ કોપી માં બદલો હવે પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો આપણે જોશું કે માર્ક્સ એરેનાં એલીમેન્તો માર્કસ્કોપી એરેમાં કોપી થયા છે
ચાલો જોઈએ કે શું થાય છે જયારે આપણે કોપી થનારા એલીમેન્તોની સંખ્યા બદલીએ છીએ
ચાલો ૫ ને ૩ માં બદલીએ
સંગ્રહીત કરો અને રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ માત્ર પહેલાનાં ત્રણ એલીમેન્તો જ કોપી થયા છે
ચાલો જોઈએ શું થાય જો કોપી કરવાના એલીમેન્ટ્સની સંખ્યા અરેમાં આવેલ એલીમેન્તોની સંખ્યા કરતા વધારે હોય
તો ૩ ને ૮ માં બદલો
પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ વધારાનાં એલીમેન્તો મૂળભૂત વેલ્યુ પર સુયોજિત થયા છે
જે ૦ છે
આગળ આપણે જોઈશું કે વેલ્યુઓની શ્રેણીને કેવી રીતે કોપી કરવી
તો કોપયોફ ને કોપીયોફ્રેન્જ માં અને ૮ ને ૧ ૪ માં બદલો આ મેથડ્સ ઇંડેક્ષ ૧ થી શરૂ થઈ ઇંડેક્ષ ૩ પર રોકાતા તમામ એલીમેન્તોને કોપી કરે છે
સંગ્રહીત કરો અને રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ ઇંડેક્ષ ૧ થી ૩ નાં ઘટકો કોપી થઇ ગયા છે
નોંધ લો કે આપણે આર્ગ્યુમેંટ તરીકે ૧ ૪ આપ્યું છે પરંતુ તે છતાં ઇંડેક્ષ ૪ પર આવેલ એલિમેન્ટ કોપી થયું નથી
માત્ર ઇંડેક્ષ ૩ સુધીનાં એલીમેન્તો કોપી થયા છે
તે આપેલ શ્રેણી કરતા એક ઇંડેક્ષ પહેલા રોકાય છે
આમ આ વર્તન એ ખાતરી કરાવે છે કે શ્રેણીઓનું સાતત્ય જળવાઈ રહે છે
૦ ૪ ઇંડેક્ષ ૦ થી ઇંડેક્ષ ૩ સૂચવે છે ૪ ૬ ઇંડેક્ષ ૪ થી ૬ સૂચવશે આમ તે ૦ ૪ ૪ ૬ ૦ ૫ હોય એ રીતે વર્તે છે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કેવી રીતે ક્લાસ એરેઝ ઈમ્પોર્ટ કરવું
stringsસોર્ટ કોપી ફિલ જેવા એરે ઓપરેશનો કરવા
એસાઈનમેંટ માટે arraysઇક્વલ્સ મેથડ વિશે વાંચો અને એ શું કરે છે તે શોધો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ1 Iતે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
જોડાવા બદ્દલ આભાર